હા મારે પછી આગળ b com કરવા નું છે ભાઈ અરે તમે તો હોસીરાય માણસ છો યાર તમારે તો શું કેવું પડે તમે તો પાસ જ થઇ જાસો નાં રે ભાઈ એક વિષય માં લાગે છે english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

બ ok તમને કઈ degree જોવે છે તમારે સેમા કઈ degree જોઈએ છે આગળ આપડે એમ કો master degree લેવા ની છે ભાઈ

તમારે ધંધો કરવા નો કે પછી શું કરવા નું છે job કરવા ની કે ધંધો કરવા નો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 તો તો એના માટે બઉ experience જોઈએ બઉ મહેનત જોઈએ તમે કરી શકશો એટલી

તો તો પછી તમારે બો twelfth ની exam માં struggle કરવું પડે બઉ જોરદાર જો દસમું અને બારમું તો તમે guarantee પાસ થઇ જસો તો તમે આખી જિંદગી તમારે જોવું ની પડે હા ભવિષ્ય નું પેલા ભાઈ વિચારવું પડે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 અને આગળ નું time table કેવું રાખવું જોઈએ બારમાં માં ?

પછી તમારે અગિયાર માં માં આવો ને એટલે અગિયાર માં નો પાયો પાક્કો હોવો જોઈએ જો અગિયાર માં નો પાયો પાક્કો હશે તો તમે twelfth બઉ આસાની થી પાસ ઠસો ને બઉ સારા percentage આવશે તમારા

અરે પણ પણ science લેવું જોઈએ કે commerce

અને science માં બી એમાં આવે છે જો science માં કેવું છે કે એમાં એવું કે ભાઈ આગળ જઈ ને હે ને બઉ હે ને પછી line ઓ નથી ખુલતી commerce શું તમે commerce બઉ બધી line ઓ ખુલે હ b com ખુલે m com ખુલે bba ખુલે mba ખુલે બઉ બધી line ઓ ખુલે ba ખુલે એટલે આપડે બઉ બધો chance મળે આપડે શું બનવું શું નહિ અને આમાં એટલો બધો chance નાં મળે આપડો ને આપડે આપડે જે કરવું ને એ આપડા ભવિષ્ય નું વિચારી ને કરવું અરે તેમ commerce માં સારી job કઈ છે સૌથી high commerce માં બઉ સારા માં સારી job હોય તો ca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

એની minimum salaryone month ની દોડ થી બે લાખ રૂપિયા તો આરામ થી એમાં કામ એવું આવે auditing કરવા ની અલગ અલગ company ઓ માં finance auditing કરવા ની entry ઓ કરવા ની એ બધું આવે નાં એ science એવું નાં આવે science માં ca નાં આવે science માં doctor બનાય engineer બનાય એવું બધું બનાય હા પણ મારી તો એક જ રાય છે તમને

બ એટલે મારી પણ ઈચ્છા એવી જ છે કે તમે ભવિષ્ય માં કઈ સારું બનો તમારા ભવિષ્ય માં તમેં તમારું જીવન સુધારી શકો એટલે મારું તો એક ભાઈ પ્રતે એક ભાઈબંધ પ્રત્યે એક જ કેવું છે કે તમે બઉ જોરદાર મહેનત કરો તારે આગળ બઉ સારું career બને આગળ જે પેલા નંબર ઉપર આવ્યા હતા એ કોણ હતા ભાઈ

અરે એ તો અમારા class માં second નમ્બર માં હું હતો first માં એક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 છ સાત વાગે ઉઠીએ તો ભણવા બેસીએ મારું પેલા થી account state અરે ઉંગ તો પછી હું શું કરું બે બે ત્રણ ત્રણ કલાક ની કરી કરી ને પાંચ છ કલાક ની ઉંગ પૂરી કર દઉં ઉન્ગવા નું ની છોડવા નું ઉન્ગવા ની ઉંગ પૂરી લેવા ની સાત કલાક ની આંઠ કલાક ની ઉંગ પૂરી લઇ લેવા ની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 નાં નાં ઉન્ગવા નું છોડવા નું નહિ ઉન્ગવા નું છોડસો તો તો પછી આળસ આવશે સરીર માં અને આળસ આવશે તો ભણવા માં મજા નહિ આવે તાજગી તાજગી લઇ ને આણંદ લેવા નો ભણવા નો તોમાંજા આવે સમજ્યા અને board ની exam માં તો એમ તમે છે ને આમ ડરી મત જતા તમેં board ની exam માં complete આમ બઉ બધી public જોશો તમે નવા નવા લોકો હશે અમુક ડરેલા હશે કે board ની exam છે આપડે ડરવા નું નહિ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 અને જે fail થાય એનું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

તમારું શું કેવું છે બોલો

મહેનત તો કરવી જ પડશે ભાઈ પેલા કૃસલ ભાઈ એ શું લીધું છે અરે ભાઈ એ તો શું કેવું એમનું હવે એ તો ભણતા પણ નથી ભણશે નહિ તો fail થશે ભાઈ

science માં તો કમસેકમ daily નું પાંચ કલાક નું reading તો જોઈએ જ n science માં તો પાંચ છ કલાક તો જોઈએ sin theta cos theta બધું જોઈ જોઈ ને તો મગજ જ શું કરે અઆપ્ડું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 બધા કે છે કે arts કઈ સારી નથી job એવું નથી જો arts માં બી સારી સારી job છે એ આપડી શું કેવાય ઈચ્છા ઉપર જાય કે આપડે કયો corse કરવો છે કયો નહિ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 હા મારું તો એક જ કેવું છે કે તમે જે પણ કરો એ મન લગાવી ને કરો તો તમારું career બગાડે નહિ આગળ career વિચારી ને કરો આગળ મારું એ કેવું best option છે કેમ કે હું પોતે પણ એક shear market નું કરું છું મને બી business જ ગમે છે મને આમ નોકરી કરવી ગમતી નથી એટલી હમ

મારે શું કેવું bussiness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

બઉ સારી મહેનત કરીશું તો આગળ જઈ ને આપડે બઉ સારું career બનશે આપડે main પાયા કેવાય career નાં એટલે મારું એક જ કેવું છે મહીં ભાઈ કે તમે બઉ સારી જગ્યા એ મહેનત કરો તો આગળ જઈ ને તમે પાસ થાસો સારા percentage આવશે સારી job મળશે સારો ધંધો કરી સક્સો આખા career નો સવાલ છે control કરું આમ ધંધા માં આમ કોનું આમ હવે શું કેવું તમને ખુલી ને વાત કરો કોઈ વાંધો નહિ ખુલી ને વાત કરો ધંધા માં હાલ એક નંબર પર કોણ હશે

બઉ બધા મોટા મોટા લોકો છે Elon musk ને કદાચ ઓળખાતા હોય તો instagram facebook અરે મેં હમણાં જ કાલે જોયું કઈક અદાનીસ નું નવ લાખ કરોડ નું loss ધંધા માં તો બઉ loss રહે છે

ધંધા માં પહી દર લાગે તો થોડું કરવા માં જો ડરી ગયા તો મારી ગયા risk હૈ તો ઇશ્ક હૈ ભાઈ જો risk તો લેવો જ પડે તમારે તો ધંધો થાય એટલે મારું તો એક જ કેવું છે ધંધો કરો saving એવી રીતે કરો કે બધા ને ગમે market માં saving market સેના પર છે એ જોવો market સેના પર ચાલી રહ્યું છે હાલ એટલે જ કઉં છું કે HSC SSC full marks એ clear કરો તો તમે આગળ જઈએ એ બઉ percentage લાવીને સારા સારી જગ્યા એ જાઓ collage માં સારી fild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

હવે, આ રહિયા જો બેઠા છીએ મે કીધું મોશીનભાઈ ને ફોન કરી થોડુંક માહિતી લઈ લઈ આધાર કાર્ડ વિશે ને બધી

અઅ રેશન કાર્ડ માં તો હા થય ગયુ છે

બરાબર બરાબર અને પાંચ વર્ષ ઉપર હોય તો કેવી રીતે હોય છે, આપણે ઈ જાણવું હોય તો બરાબર બરાબર બરાબર બરાબર, અને આપડે ઈ તો ઠીક ઓલા આપડે ખબર છે પી પી સાહેબ ી હતું એનું કેવી રીતે કરશું હવે એનું કઈ Solution આવું નથી એનું Regional office માય

Registered કરાવી આધાર કાર્ડ

એની Sam figure આવી તો Reject થઈ જા

બરાબર-બરાબર

હમ્મ હમ્મ હમ્મ બરાબર બરાબર એટલે પહેલા એને Mail કરવા છે, કે પહેલા આધાર કાર્ડ બની જાય પછી Mail કરવુ છે

એને એક બે દિવસ મા બોલાવી લીધો કિસ્સો કોઈદી આવી રીતનું કોઈદી Problem આવી નથી આટલા Time માં પૂછી લઈશું એમને.

ભલે હલો ને એને વાત કરી જોઈશ એને આવી રીતે, પછી હું તમને કાઈશ પછી Token ને બધું હોય જે રીતે આપડે ગોઠવી ને કરી નાખસુ હમ

નામ યાદ છે?

ભલે ને હાલો ને એને ઇ વાત કરી જોઈશું કે આવી રીત નું છે. હા ઈ બસ હવે એમાં Natural guardian માં Mother ને રાયખા છે તો ઇ એના બે નું IDMerge થાય જાય એટલે પછી. Operated by natural guardian માં Instruction આવે એટલે એ રીતે Operate કરવાનુ રેય.

હમ ઈ તો હાલો ને મેડમ આવે એટલે પૂછવું પડશે કેમકે આવું તો આવતું નથી Account not found. કદાચ એના

ના ના, એ પંદરશુ પંદર વરસ સુધી કઈ નઈ આવે. તોય નથી આવતું, પંદર વરસ સુધી Generate card જ ના થાય પંદર વરસ ના ના થાય ત્યાં સુધી

ઈ તમારે Operate કરવું હોય તો Bank Branch આવીને જ કરવું પડે હા, હા. Google pay ને ઈ ના Google pay ના થઇ શકે ને કેમકે વગર Google pay માં Generate નઈ થાય એનો ઈ UPIID

હા, કેમકે થી થાય શકે. પણ તો આમ Minor માં હોય નાઈ એટલે આવવું જ પડે Bank એ. હા એના મમ્મી ની જ લાગશે Disregistration કરાવી અને પછી પાછું Register કરાવવાનું એટલે જેવી રીતે પેલા એ ચાલતું હતું એ રીતે પાછું Working થઈ જાય

હા એના લીધે કેમકે આ ઢીંગલીનું Account ખોલું ને એમાં તમે છેને તમારા Wife નું ID નાખ્યું હોય. એટલે એક ID ઉપર એમ કંઈક આખું Connected હોય. એટલે ઈ આઈડી પાર જેટલા Account ખુસલે ને એ બધા Account માં આવી જાય. ના ઈ ID ઉપર તમે ના કરી શકો કેમકે એ Second Holder હોય હા એના પાર થી તમે ના કરી શકો.

આપડે જી આધારકાર્ડ માં એના Husband નું નામ કરવું હોય તો એના કઈ રીતે રસ્તા કયાં કયાં એમ?

હમ

બરાબર એટલે એ લોકો Nationalized bank માં Verify કરતા હોય આ લોકો આધારકાર્ડ વાળા

હમ બરાબર

બરાબર બરાબર એટલે આનું હું તમને ઈ કેતોતો કે આ જે વસ્તુ રય આપડે કે કેટલી જગ્યા એ ઈ Particular web થી એ એનો Pillar use કરેલો છે પછી કેટલી વાર એના આધારકાર્ડ Change કરાવેલ છે કે બીજી કોઈ પણ વસ્તુ Change કરાવેલ છે ઈ સામાન્ય કોઈ પણ વ્યકતિ Cheque કરી શકે કે આધારકાર્ડ નો Special એનો Operator જ Check કરી શકે બરાબર

એમાં પછી આવીરીતે આખો એનો Report નીકળતો હશે કેવીરીતે હોય એમ

બરાબર

બરાબર

અચ્છા આ બે વસ્તુની ખરેખર નોતી ખબર પણ આ પાછું ઈ પાછું ઈ પાછું ગમે ઈ Aadhar card નું જોઈ શકીયે ને કે આપણું જ હોવું નજોયે તોજ જોય શકીયે ટૂંક માં OTP જોય તો થાય શકે મ ને બાકી ના હા તો ઈ ખરેખર નતી ખબર એમ મને આજે મને પહેલી વાર ખબર પડી આ પેલા ખબર નોતી આવસ્તુ ની

ઈ તમે નામ Change કરાઈવું તું ઈ એ Online કરાઈવું તું

કયું કયું વસ્તુ કેતાતા તમે